એ પાર્કિંગ એરિયા માં ઘણી બધી કારો અથવા વાહનો પાર્ક કરેલા જોવા મળે છે અને ગાર્ડન માં ઘણા બધા નાના નાના છોડવાઓ રોપેલા જોવા મળે છે.

ત્યાં ઘણા બધા પ્રકારના ફૂલોના હાર અથવા ગજરાઓ પણ બનાવેલા જોવા મળે છે.

એમાં ગલગોટો વગેરે ફૂલોના હાર બનાવેલા જોવા મળે છે.

સ્કૂલ માં લગાવેલું બોર્ડ એ સ્કૂલ ની કઈ વસ્તુ ક્યાં આવેલી છે તેની જાણકારી આપતું જોવા મળે છે.

ત્યાં એક હાથી નું સ્ટેચ્યુ હોય એવું જોવા મળે છે તેના પર એક માણસ બેસેલો જોવા મળે છે.

આ દુકાન ઉપર ઘણાં બધા વિવિધ પ્રકારનાં નામો પણ લખેલા જોવા મળે છે.

ત્યાં નાના છોકરાઓ માટે પણ અલગ-અલગ પ્રકારની સાઇકલો જોવા મળે છે.

આ દ્રશ્ય કોઈ કેક ની બેકરી ના બહારનું હોય એવું જોવા મળે છે તેની બહાર કેક એન્ડ ટેક લખેલું છે.